એતિહાસિક ભારત અભ્ગાનીસ્તાન ઈરાન સુધીવિસ્તરેલું હતું વિદેશી આક્રમણ કારો રણને બદલે પોર કોસ્મ મગાટ વટાવીને પ્રવેશ કરતા આજે કચ્છનું રણ ગુજરાતમાં અને ખારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાન માં આવેલું છે આ રણના પોખણ વિસ્તાર ખાતે ભારત નું પરમાણું બોમનું પ્રયોગ પણ કરેલો છે ભારતમાં દક્ષિણ ભાગ ત્રણ સમુદ્ર થી ગેરાયેલુ છે દક્ષિણ ભારત ની પૂર્વ માં બંગાળનો ઉપ સાગર પચિમ માં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલું છે

ભારતમાં થતો વરસાદ આ સમુદ્રની આબોહવા ને આધારિત છે ભારતીય તટ રેખા ઓગણીસો સતાવન કિલોમીટર છે જે દુનિયામાં સૌથી લાંબુ છે ભારત દેશનો જીવન વિવિધતામાં એકતા ને સૂત્ર આત્મસાથ કરતું દેખાય છે જુદાજુદા ક્રાંતના લોકો નું પોસણ ખાણીપીણી જુદા જુદા હોવા છતાં આ દેશ માં ભાષાધર્મ જાતિ વગેરે માં અલગ અલગ એવી પ્ર્જાક્સ્તાક ઐતિહાસિક કાર્તી આવીને વસી છે પૌરાણિક ભારતમાં બાહ્ય્વાન વહવ મલેચ બર્બર જેવી જાતી ઓનો ઉલ્લેખ છે જે ભારતના લોકો સાથે સંપર્ક માં હતી અને એક બીજાને યુદ્ધ દરમિયાન મદદ કરતા અને આ જાતિયો માંથી ઘણા લોકો ભારતમાં વસ્યા ત્યાના લોકો ભારતમાં લોકો તરીકે મળી ગયા દુનિયાના સૌથી વધુ ધરાવતો દ્રીપ્કાવ્યા છે અને ઘણા ધર્મ ના લોકો એ ભારત માં આસીવત રાખ્યું છે ભારત નું આ જાતિવાદ ધર્મવાદ જેવા પરિબળોથી trust છે પરંતુ રાજકીય એકતા ટકાવીને પોતાની અદા થી આગળ વધતું રહે છે પોરાણિક ભારતમાં એક ભાષા સંસ્કૃત પછી એક હતી તમારી જેટલા સંસ્કૃત માંથી વિવિધ ભાષા ઓનો જન્મ થયો છે જે સન એક હજાર થી આજ સુધી નિકાસ પામીને સ્વતંત્ર ભાષા ઓ બની છે ભારતના આજ એક નાધાર સ્મીધાનીક ભાષાઓ છે ભારતની આજાદી પછી જવાહરલાલ નેહરુ ના માર્ગદર્શન મુજબ ભારતમાં રાજ રાષ્ટ્રીયકીય રાજ્યો બન્યા જે મુજબ એક ભાષા વાળા ફ્રાંચનું પોતાનું રાજ્ય થયું હિન્દી બોલતી પ્રજાને વિવિધ રાજ્યોમાં વેચવામાં આવી આમ અમુક રાજ્યો વાત કરતા મોક્લતે દરેક રાજ્યને પોતાની ભાષા છે ભારતની પોતાની ભાષા હિન્દી છે અવેર સેવાની દરેક ભાષાનું મૂળ સંસ્કૃત છે એમની બાબત માં ભારત પોરાણિક કાળથી વિવિધતા ધરાવતો દેશ છે ભારતીય વ્યખ્યા પ્રમાણે ઇસ્લામ ખ્રિસ્તી સાઈ બઓ વગેરે જુદા જુદા સમ્પ્રદાયો છે પોતાની રીતે ઈશ્વરની વ્યાખ્યા અને તેને પોહચાવા વિધિ બતાવે છે ભારતીય તત્વજ્ઞાન મુજબ ઈશ્વર એક જ છે

આથી જ ભારતમાં અનેક દિવસે વીજા અને માનવિયો ને માનવામાં આવે છે અને દરેક પોતાના સમ્પ્રદાયો છે ભારતના મૂળ પ્રાચીન ધર્મને સ્નાતાન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે ઇસવિસન પૂર્વ ત્રણ સો માં બુધે બોધ્ધ્ ધર્મની સ્થાપના કરી આ પછી અહીના કેરેલા રાજ્યો માં સૌપ્રથમ ખ્રિસ્તી સમ થોમસ આવેલા અને સ્ત્ભ કર્યો હતો મધ્ય એશિયા માં ઇસ્લામ ફેલાવા દરમિયાન ઇજ્રાઇલ એ હિંદુ લોકો અને ઈરાનથી પારસી લોકો આવી વસેલા દુનિયામાં મૂળ પારસી ધર્મ આજે ભારતમાં જ છે ઇસ્લામ ધર્મ તેના

જોઈતો અનેક પ્રકારના પર્વતો નદીઓ સમુદ્રો વૃક્ષો ઝરણાં અને આકાશ માં જોવા મળતાં સૂર્ય ચંદ્ર તારાઓ ને આપને સ્વભાવિક રીતે પ્રકૃતિ ગણી શકીએ આપને પોતે અનુભવેલ છે કે ક્યારેક આપને સમુદ્ર કિનારે ગયા હોય તો આપને સમુદ્ર કિનારે બેઠા હોય તો આપને તેની ભરતી અને ઓટ નો પણ અનુભવ આપને કરી શકીએ છીએ ઠંડી ઠંડી પવન ની લહેરઓ આવતી હોય અને આપને સમુદ્ર કિનારે બેઠા હોય એ અને જે નજારો જોવા મળે છે એ ખરેખર એક અદભુત

તો કોઈ પર્વત પર કે વૃક્ષો વચ્ચે આપને જઈ ત્યારે જે લીલોતરી જોવા મળે છે અને વૃક્ષો ની છાયડા નો અનુભવ આપને થાય છે તે આ આપને ગ્રીષ્મમાં જે તડકો અથવા તો જે તાપ લાગે તેના થી આપને બચાવે છે અને ખાસ કરીને વૃક્ષો માં થી આપને ઑક્સિજન પણ મળતો હોય છે તો આ રીતે આપને વૃક્ષો ને એક પ્રકૃતિ નો મહત્વ પૂર્ણ અંગ ગણી શકીએ સાથે સાથે નદીઓ અને પર્વતો આપને જો કોઈ પર્વત પર આરોહણ કરીએ તો આપને એક અલગ જ અનુભવ થાય છે અને પર્વત ઉપર આપને ઉપર ચડીએ કે નીચ ઉતરી તો આપને શારીરિક કસરત પણ થઈ જાય છે અને અને સાથે સાથે આપને પર્વત ની ઉંચાઈ પર થી જો જે કુદરતી દ્રશ્ય કે નજરો જોઇ છે એ પણ આપને રોમાંચિત કરી મૂકે છે આ રીતે પ્રકૃતિ ના અનેક તત્વો આપને જોવા મળે છે અને સાથે સાથે જંગલ માં ઝરણાં ઓ અને અ આપને જોઈએ છીએ તો ઝરણાઓ ખડખડ વહેતાં હોય છે અને ખડખડ વહેતાં ઝરણાં વહેતાં જોઈ ને આપણું મન અને હૃદય આનંદ થી ઝૂમી ઉઠે છે અને આકાશ માં આપને રાત્રે જોઈ તો અનેક પ્રકારના

અને સૂર્યોદય ની સમય થતાં જ અને દિવસ ઉગતાં જ આપને સૂર્યોદય ના દર્શન પણ કરી શકીએ છે આ રીતે આપને પ્રકૃતિ થી વાકેફ તો છે જ અને આપને અનુભવ પણ કરીએ છીએ પરંતુ આપને પ્રકૃતિ વિશે ક્યારે વિચારતા નથી અથવા તો પ્રકૃતિ જે આપણી આજુબાજુ માં છે એનાથી આપને જાગૃત હોતા નથી આપને પ્રકૃતિની વચ્ચે જ રહીએ છે પણ છતાં પણ આપને પ્રકૃતિ શું છે પ્રકૃતિ જ ઈશ્વરનું વરદાન છે

અ ભ્રષ્ટાચાર વચ્ચે એ લોકો પ્રકૃતિથી વિમુખ થઈ ગઈ છે અને માત્ર અ એમ કહી શકી કે facility વચ્ચે જ રહેવું સગવડતા વચ્ચે જ રહેવું ગમે છે અને દિવસેને દિવસે એ લોકો પ્રકૃતિથી દૂર અને દૂર જતા હોય એવો પણ આપને ભાસ થાય છે અને જે રીતે લોકો ભૌતિકતા પડી રહ્યા છે ત્યારે પ્રકૃતિ તરફ પાછળ વળા નો સમય પણ થઈ ગયો હોય એવું પણ આપને લાગી વગર રહેતું નથી પ્રકૃતિના અન્ય બીજા અમ અન્ય જો તત્વોનું વિશે વાત કરીએ તો ઘણા બધા એવા તત્વો છે જે પ્રકૃતિને દશામા નાશ પામે છે બધા તત્વો સર્જન જો કર્યું હોય તો એક ને માત્ર એક ઈશ્વર જ છે ઈશ્વરે જ આ સમગ્ર પ્રકૃતિ નું સુંદરતાથી સર્જન કર્યું છે અને એના તમામ તત્વો છે એક યા બીજા રીતે બે નંબર નું છે પ્રકૃતિ વગર ના જીવન ની કલ્પના જ ન કરી શકીએ આપને જોઈ છીએ કે અ જે રીતે આપને આધુનિક જીવનશૈલીની અંદર ત્યારે બધા જેવી શકીએ છે તો આધુનિક જીવનશૈલીની અંદર ની જીવતા જીવતા થોડા સમય માટે પણ આ પ્રકૃતિની વચ્ચે રહીએ કોઈ નદી સમુદ્ર કિનારે કે વૃક્ષો વચ્ચે રહીએ તો ધન્યતા અનુભવતા છીએ પ્રકૃતિ વગરના જીવનની કલ્પના અધુરી રહી જાય છે પૃથ્વી નું પોતાની ધરી પર ફરવું અને ઋતુઓ નું બદલાવવું એ પણ ખરેખર અચંબિત કરે એવું છે

કુદરતી રીતેજ અ અ થઈ ગયેલી ઘટના પણ કહી શકીએ આપને એ પણ આપને જોઈ શકીએ છીએ જેમ જેમ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એમ એમ ઋતુઓ બદલાય છે દિવસો બદલાય છે અને એક પછી એક વર્ષો પણ પૂરા થતા થતાં છે એ ખરેખર અચંબિત કરે એવું પણ લાગે છે તો આપને જોઈએ છે કે શિયાળો ઉનાળો અને ચોમાસુ આ ત્રણ મુખ્ય ઋતુઓ છે એ ત્રણે ઋતુઓ સૂર્ય ના અલગ અલગ મિજાજનો આપણને પરિચય કરાવે છે જોઈએ છે કે શિયાળામાં પણ ને અત્યંત આપને ઠંડી લાગે છે અને થર થર કાપતા હોઈએ છીએ આપને અને આપને ગરમ વસ્ત્રો પણ ઉપયોગ કરતા હોઈએ છે ઉનાળાની જો વાત કરીએ તો ઉનાળામાં અસહ્ય તાપ થી આતુર વ્યાકુળ થઈ જતા હોઈએ અને આપને ઠંડા પાણીથી અવારનવાર સ્નાન કરવું પણ ગમતું હોય છે અને ઉનાળાના જે બળબળતા તાપ અને લૂ વચ્ચે લોકો એવા વૃક્ષોનો છાયડો ગોતે છે કે જયાં એ ઠંડાંકરક અથવા તો વિસામો લઇ શકે અને ત્રીજું આપને ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં વરસાદથી ધરતી અત્યંત અ અભિસતક થી જાય છે અને અ આપને જોઈએ તો બધી જ બાજુ પાણી પાણી પાણી જોવા મળે છે અને અત્યંત ઠંડા ઠંડાંકરકનો અનુભવ થતો હોય છે આ રીતે ત્રણ ઋતુઓ માં આપને અલગ અનુભવ થતો હોય છે આપને પ્રકૃતિનો એક ભાગ આપને કહી શકીએ સાંજે અ જ્યારે ચંદ્ર નો ઉદય થાય એ પછી આપને જોઈ શકીએ છે પ્રકૃતિનું એક મહત્વપૂર્ણ તત્વ એટલે કે ચંદ્ર છે એની કળાઓ અને પરિભ્રમણ પણ એક વિશેષ અસર નિપજાવે છે એનું પરિભ્રમણ ગુરુત્વાકર્ષણ સર્જે છે જે સમુદ્રમાં ભરતી અને ઓટ નું કારણ બને છે આજ નું વિજ્ઞાન કહે છે કે ચંદ્રની સૌથી વધુ અસર થતી હોય તો એ પૃથ્વી પર સમુદ્ર પર થતી હોય છે

ઉનાળાના ધગધગતા તાપમાં સમુદ્રના પાણીમાંથી ને જ વાદળો સર્જન થાય છે એ જ વાદળો ચોમાસામાં અદભુત રીતે વરસી ધરતીના તલબધલ કરી દેતા હોય છે તો આ રીતે આપને જોઈ શકીએ પ્રકૃતિના અનેક તત્વો છે અને એ બધાં જ તત્વો વિશિષ્ટ રીતે બધા કાર્ય કરતા આપને જોવા મળે છે આ સાથે આપને બીજી જો વાત કરીએ તો પક્ષીઓ ફૂલો અને જેમ કહેવાય વેલો નાના નાના છોડવાઓ છે જેમાં પણ આ પ્રકૃતિ ના દર્શન કરી શકે સાથે સાથે પ્રકૃતિ ની જે આપને વિચાર કરી છે અ તો જેને જન્મ આપ્યો છે એવા ભગવાનના પણ આપને એમાં દર્શન કરી શકતા હોઈએ છે પર્વતો જંગલો વૃક્ષો અને સમગ્ર વનરાઈ તથા ખેતરોમાં આપને જોઈએ તો ખૂબ જ આપને આનંદિત થઈ જતા હોઈએ છીએ હરિયાળી જ હરિયાળી જોવા મળે છે વરસાદના આગમનથી ખેડૂતો અત્યંત હરખઘેલા બની જાય છે અને વાવણી કાર્ય કરવામાં ખૂબ જ ઉત્સાહભેર આગળ વધી રહ્યા આપને જોઈ શકીએ છે તો વર્ષાના આગમન થી લોકોમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છવાઈ જાય છે અને નાના બાળકોને પણ આ ઋતુ બહુ જ ગમતી હોય છે શિયાળામાં કડકડતી ઠંડી પડે છે લોકો ગરમ વસ્ત્રો શોધતા નજરે પડે છે લોકો ઠંડીથી ધ્રુજતા અને ઠૂઠવતા નજરે પડે છે અને આ જ રીતે આપને જોયુંકે ઉનાળામાં બળબળતા તાપમાન વચ્ચે લોકો ત્રાહિમામ પુકારી ઉઠે છે પક્ષીઓ અને સમગ્ર પ્રકૃતિ જાણે પાણી વગર તડફડી રહ્યા હોય એવો પણ આપને અહેસાસ એવો પણ આપને અહેસાસ થાય વગર રહેતો નથી તો આજે એ સમય આવી ચૂક્યો છે આપને ભૌતિકતા તરફ ની આપડી જે દોટ છે આંધળી દોટ છે એને મૂકી ને પ્રકૃતિ તરફ આપડે વળવું જોઈએ તો જ આપને સાચા અર્થમાં માનવ જીવન મળ્યું છે એનું ઋણ અદા કરી શકીશું ઈશ્વરને તો પ્રકૃતિ આપણા જીવનમાં કેટલું મહત્વ નો ભાગ ભજવે છે એ આપણા આના પરથી અંદાજ આવી ગયો હશે હવે આપને હવે પછીની નવી યુવા પેઢી છે જે નવા બાળકો આવી રહ્યા છે તો એ લોકોને પ્રકૃતિ વચ્ચે રહેવાનો અનુભવ મળે અને એમાંથી એ લોકો પોતાના જીવન ના ઘડતર ના પાઠો શીખવે એ પણ એટલું જ મહત્વ પૂર્ણ બની જાય છે હા, સુધારાના અનેકવિધ દબાવના એ યુગમાં નરેન્દ્ર જેવો જાગૃત યુવક એવો જ સતત રહે એ કેવી રીતે બને? એ વખતે કોલકાતાના ધાર્મિક આકાશમાં બ્રહ્મસમાજનો સિતારો ભારે આકર્ષણ જમાવી રહ્યો હતો. બુદ્ધિવાદી માણસને અનુકુળ એવા લક્ષણોનો આ સમાજ પુરષ્કાર કરતો હતો એટલે અનેક નવયુવકો એમાં જોડાયા નરેન્દ્ર પણ એમનો સભા સદ બન્યો અને કુશળ ગાયક હોવાના કારણે તેને ભજનમંડળીમાં એ અગ્રણી થઇ પડ્યું. જિંદગીનો અર્થ શું છે? આ પ્રશ્ન હવે તેનો પીછો કરવા લાગ્યો અત્રે એ ઘટના ની આપણે નોંધ લઈએ કે યૌવનમાં પ્રવેશ કર્યો ત્યારથી નરેન્દ્ર સુતી વખતે એક વિચારથી તદ્દન જુદા એવા બે દ્રશ્યોને અનુભવતો હતો. એક દ્રશ્ય જેમાં એની સમક્ષ સુખ, ચૈન, વિલાસો અને આનંદોથી ભરેલી જિંદગી સંપત્તિ, સત્તા અને કીર્તિ માંથી પ્રાપ્ત થતો આનંદ કેવળ જેમાં પત્ની અને કૌટુંબિક પ્રેમ વગેરે ખડા હતા. બીજા દ્રશ્યમાં બ્રહ્મજ્ઞાનમાં લીન થયેલો વિહાર કરતો અનાયાસે મળે તે ખાઈ લેતો, રાતે jungle માં આકાશમાં તળે તે પર્વતોની ગુફામાં પડયો રહેતો, સંન્યાસી એમની સમક્ષ પછી ધીમે ધીમે પહેલું દ્રશ્ય ઝાંખું થઇ જતું અને બીજું દ્રશ્ય એના ચિત્ત ઉપર વધુ સતત રીતે અંકિત થઇ રહ્યું હતું શું એની જન્મજાત સંન્યાસરૂપીનો એ પડદો હશે? એના દાદા

એટલે તેઓ મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર પાસે પહોચ્યો. ગંગા તળે કેવળ ધ્યાન, ભજનમાં જીવન વ્યતીત કરતા એ મહાન પુરુષને એમણે એકદમ પ્રશ્ન પૂછ્યો મહાશય આપે ઈશ્વરને જોયા છે? તેઓ કૃતજ્ઞ હતો પણ પરમસત્યની પ્રત્યેક ઉપલબ્ધિથી તો તે દૂર છે એવું મનોમન સમજતા એ મહર્ષિએ કેવળ એટલું જ કહ્યું હતું કે બેટા તારી આંખો કોઈ યોગીની આંખો જેવી જ છે. હા એ વાત ખરી હતી પરંતુ તેના તેમાં નરેન્દ્રના પ્રશ્નનો ઉત્તર ન હતો. યોગની તપથી ભવિષ્યમાં તેને સત્યના દર્શન કરાવશે એવો સરસ એનામાં નીવ કરતો હતો એટલે હવે શું કરવું? અને આવો ઉત્તર આપવામાં મહર્ષિ દેવેન્દ્રનાથ એકલા જ ન હતા. બીજા અનેક ધર્મ આચાર્યોએ પણ એવો જ ઉત્તર આપ્યો

ત્યારે પહેલીવાર એ રામકૃષ્ણ ને મળ્યો હતો. નરેન્દ્ર મજુર પણ છે એમનું ધ્યાન ધકેલ્યું. એ વખતે રામકૃષ્ણએ તેને દક્ષિણેશ્વર આવવાનું આમંત્રણ આપ્યું હતું. પણ ફરી આ સત્યશોધક સામે ચાલીને દક્ષિણેશ્વર જવા માટે તૈયાર થયો. તેના જીવનમાં આ નવું જ સોપાન હતું. શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથેની નરેન્દ્રની પહેલી મુલાકાત જ અસ્મરણીય નીકળી. જે પ્રશ્નોના

ભારતીય ધર્મસાધના ના પારિવારિક જેવા શ્રી રામકૃષ્ણએ શો ઉત્તર આપ્યો. તેમણે લેશ માત્ર અચકાયા વગર પોતાની પ્રતીશોધક જેવો ઉત્તર આપતા કહ્યું, હા. જેવી રીતે તમને હું અહી જોઈ શકું છું એવી રીતે હું ઈશ્વરને જોઉં છું. ફેર માત્ર એટલો જ છે કે એને હું વિશેષ સ્પષ્ટતા થી જોઉં છું આ શબ્દોએ ભલે નરેન્દ્રના બુદ્ધિવાદી મનસને ભેદી નાખ્યું નહી પરંતુ તેમાં તડ તો જરૂર પડી. તેને થયું ભલે આ પાગલ છે તો પણ આ પુરુષ અત્યંત પવિત્ર છે.

સ્થિતિમાં શ્રી રામકૃષ્ણએ નરેન્દ્રને કરી અને લાગ્યું કે ભોળા માનવી તમામ વસ્તુ એકદમ ફરવા લાગી અને શૂન્યમાં લય પામી ગયી છે. અરે એ

અને આ સજ્જનની સાથે બધું જેમ હતું તેમ થઇ ગયું. નરેન્દ્ર માટે આ અનોખી અનુભૂતિ હતી. શું આ સંમોહક વિદ્યા હશે, શું આ કોઈ સંમોહક વિદ્યા હશે? મારો દ્રઢ મન પરથી એમના માત્ર હચમચી શકે. હવે બીજી વાર બધું સમાધાન સાવધ રહી આવા નિર્ણય સાથે તેને દક્ષિણેશ્વર છોડ્યું. થોડા દિવસો બાદ નરેન્દ્રએ દક્ષિણેશ્વરની ત્રીજી વાર મુલાકાત લીધી. એનું એ જ, ગુરુજી નો સ્પર્શ થતા જ એ ફરીથી બાળસમાધિમાં લીન થઇ ગયો. સાવધાની સરી પડી. હજુ તો અનેક મુલાકાતોની પરંપરા ચાલી. બંને વચ્ચે અનુવાદનો એક અતૂટ બંધાઈ ગયું. નરેન્દ્ર આવે ત્યારે શ્રી રામકૃષ્ણ ભારે વ્યાકુળતા અનુભવતા. ધીમે ધીમે આ યુવાન સત્યશોધક, આધ્યાત્મિક અને બુદ્ધિ ના પ્રદેશ માં આગળ વધવા લાગ્યો. એને પ્રકાશનો પંથ સાંકળ્યો, સાંકળી ચુક્યો હતો. શ્રી રામકૃષ્ણ જનતા હતા કે આ યુવાનની બુદ્ધીનીષ્ઠા એક અણમોલ સંપત્તિ છે. આગળ જતા એ સંપત્તિ જ એને આધ્યાત્મિક વિકાસના પંથમાં ભારે ઉપયોગી થઇ પડશે. બુદ્ધિ નો વિકલ્પ, વિકલ્પ અનુભવ્યા વગર કોઈને જ્ઞાનની પ્રાપ્તિ થાય ખરી? એટલે નરેન્દ્રની વાત પરથી એ રાજી થઇ ગયા. ગુરુજીની ભક્તિમાં ધીરે ધીરે નરેન્દ્રભાઈ જાગૃત થતા ગયા. અને

શ્રી રામકૃષ્ણ પરમહંસની મહાસમાધિ પછીનો ભાર નરેન્દ્ર અને તેમના ગુરુ ભાઈઓ માટે ભારે પ્રગતિનો ગાળો હતો. ગુરુદેવના મહાન આદર્શની બતાવાની તીવ્ર આકાંક્ષા તેમને લઇ રહી હતી. આ પરમ થઇ બેઠેલા યુવકોને ફરીથી સંસારમાં ખેચી જવા માટે વડીલોએ ખુબ

મનન અને અભ્યાસ દ્વારા તેઓ પોતાના જીવન સાધનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા. શ્રી રામકૃષ્ણ પરમહંસના જીવનનો મર્મ તેઓ બરાબર સમજ્યા હતા. પરંતુ તેમાં પણ નરેન્દ્રની દ્રષ્ટિ કેટલી ઊંડી. તે રીતેનું એક ઉદાહરણ આપવું અત્રે ઉપયોગી થઇ જશે. અઢારસો ચોર્યાસીમાં બનેલા એક પ્રસંગ વિવેકાનંદ નું જીવન પર કેવી નિર્ણાયક અસર કરી છે એ વસ્તુ એમના જીવન નો અભ્યાસ ની શોધ શકે આ પહેલો પ્રસંગ. એક દિવસ પોતાના શિષ્ય સમુદાયથી વિછોડાઈને

આ ત્રણ વસ્તુઓ પ્રભુના નામ માટેનો પ્રેમ, જીવનમાં પ્રત્યે દયા અને ની સેવા. આ ત્રણેય રહસ્યો એ છે કે પ્રભુ પોતાના નામ થી ભીન્ન નથી એટલે મનુશ્ય હંમેશા તેમના નામનું રટણ કરવું જોઈએ. ભગવાન અને ભક્ત વચ્ચે ભેદ નથી. માટે મનુષ્યએ ભક્ત માત્ર ભાવ રાખવો જોઈએ. એમ સમજીને જીવ માત્ર પ્રત્યે દયા રાખવી જોઈએ. જીવ માત્ર દયા રાખવી એ શબ્દો બોલાવા કે તરત જ તેઓ માં આવી ગયા. થોડી વાર પછી અર્ધભાન અવસ્થામાં આવીને સતત તેઓ બોલવા લાગ્યા. જીવ માત્ર પ્રત્યે દયા જીવ માત્ર દયા અરે પૃથ્વી પર શરૂઆતથી એક વળી બીજા જીવો પ્રત્યે દયા બતાવે વળી દયા બતાવનાર કોણ છે? ના એવું હરગીઝ ના બને મનુષ્ય તો ઈશ્વરનું સ્વરૂપ છે તેમના પ્રતિ દયા ના હોય તેમને તે કરવા. આસ્થાના ઊંડાણમાંથી આવા શબ્દો દરેક કાને સંભળાયા. પરન્તું તેમનો મર્મ તો

સામાન્ય રીતે શત્રુ અને વેદાંત નામીઓને અને ભક્તોને તેમણે આજે કેવો મજુર રૂપી વ્યવહાર દેખાડ્યો. હેલો આ મારુતિનંદન કુરિયર સર્વિસ?

કુરિયર માટે કે કઈ સારી છે ને, કઈ બેસ્ટ છે અને કે તો મે જોયુ તો તમારા આ જે મારુતિનંદનવાળુ છે તો એમા review બી સારા છે. તો મે કીધુ લાવો ચાલો તમને contact કરીને એકવાર ઇન્ફોર્મેશન માટે પૂછી જોવ.

હા એટલે એમા કેવુ છે કે આપડે અમે છે ને કુરિયર ફ્રેકઉએન્ટલી એટલે વારંવાર મોકલાવતા હોય છે પણ અમારે જે જુનું જે જગ્યાએથી મોકલાવતાતા ને તો અમને એમની સર્વિસ થોડી ખરાબ લાગી જોયે એવી મજા ના આવી. થોડો એમનો વ્યવહાર થોડો બગાડતો ગયો. તો મેં કીધું ચલો આપડે નવું શોધીએ પણ આપડે કેવું છે કે પેલા તો તમે મારે એજ પુછવું કે તમે આપણે ઇન્ડિયા ઇન્ડિયામાં જ મોકલો છો કે ગુજરાતની બાર હ્મ હા હા બરાબર છે આમેય ચાઈના અને પાકિસ્તાન માં કોણ રેય આપડું. હા ઈતો છે ઈતો છે એટલે આપડે તમે ગુજરાતમાંથી બારના બીજા રાજ્યમાં મોકલો છો એવું તમે કીધું બરોબર? તો કય કય જગ્યાએ આપડે શું કેય charges કઈ રીતના લેતા હોવ છો તમે?

હ્મ, બરાબર છે એટલે કેવું છે કે આપડે અમારા જે relative છે ને એ ઘણા ખરા આપડે India માં ભી રેય છે અને અમારું ધંધો છે ને એ handicraft નુ છે. એટલે કેવું છે કે ઘણી વસ્તુ આપડે parcel કરીને અમે online store માં નહિ પણ અમારી જાતે અમારી પોતાની site ને એવું બધું છે.

કોઇ ભી આપણે ઇન્ડિયામાં મોકલવું છે કે બહાર મોકલવું છે તો આપણે તમને જ કામ સોંપીશું.

હા એટલે કેવું થાય કે હવે મેં પહેલા કુરિયર મોકલ્યા હતા એમને. હા તો તે વખતે એમનો વ્યવહાર સારો હતો અને પછી ધીરે ધીરે ધીરે એ લોકોનું timing નું તો timing નું કેવું આમ એવું પૂછ્યું હોય કે ધારો કે એકવીસ તારીખે એમને મળી જવું જોઈએ. તો એ એકવીસમી તારીખે પહોચ્યું બી ના હોય. આયા થી delivery બી ના થય હોય. હઅ

એટલે એ રીતના મેં કીધું સાલું કઈ એવું સારો માણસ મળી જાય તો કશું વાંધો નહી હઅ એટલે મેં કીધું અ અ પેલું શું કેવાય અમારું પહેલા ભી produst મોકલેલા છે અને બીજું કેવું થયું કે અમારે જે handicraft ની વસ્તુ છે બરાબર હાથે બનાવેલી વસ્તુ હોય તો ઘણી વાર એવું બને કે એ બોવ delicate વસ્તુ હોય, માટી ની હોય કાતો હાથો હાથ કરેલું હોય તો એવી વસ્તુ હોય jewellery ધારો કે આ તો example છે તો એ વસ્તુ અમે પાર્સલ મોકલ્યા છે અને ત્યાંથી કેવું છે customer ની complain પાછી આવેલી છે કે આ રીતના અમે તમે parcel મોકલ્યું છે એમાં એ વસ્તુ નીકળી ગઈ છે તૂટી ગઈ છે કાં તો damage ડેમેજ થઈ ગઈ છે એમ. હવે સાલું એ refund તો કરાવી દે એમાં તો કશો વાંધો નહિ અમેં refund ભી કરીએ પણ એ refund નો charges ભી અમે ભોગવતા હોયીએ છીએ પાછો handicraft જે મહેનત થી બનાવેલું હોય એનો ભી charges અમે ભોગવતા હોયીએ છીએ હ્મ હ્મ

થોડું મોટુ કે જેમા ઈ વસ્તુ fit થઈ જાય હેને?

હ્મ એટલે કેવુ કે તમે thermocol નો use કરતાં હશો હેને? હાં, એટલે મતલબ કે અત્યાર સુધી કોઈ complain જેવુ તો આવ્યું જ નઇ.

તો કઈ વાંધો નઇ મને તમારી આ જે વાત કીધી તમે packing ની એ તો એ મને સારી લાગી એમ. તો હું હવે જેબી order હોય ને અને બીજુ કે જ્યારે હું તમારી જોડે આવીશ ને parcel કરાવા તો હું જોઇશ કે આ પેહલો મારો parcel જે હશેને એ હું તમને મારી દેખતાજ કરતા હો છોને હવે? એટલે અ કેવું કે તમે મારી દેખતા જ કરશો ને parcel? એમ.

હ્મ એટલેક બોલો બોલો

બરાબર છે, એટલે ઘણી વાર કેવુ થાય કે parcel એવુ મેં જોયુ છે, વસ્તુ હોય ને એક એવી ઓછી થઈ જતી હોય છે કા તો બદલાય જતી હોય છે. મેં એવુ જોયુ છે.

હા હાહા બરાબર છે એટલે, સરસ છે તમારી service બી સારી છે, તે મને ગમી. અને બીજુ એવુ હતુ કે આ corona ચાલતુ ને, તો અમારે એવું બન્યું કે અમારા જે relative છે USA રહે છે. બરાબર, જો અમે એમને કેવુ છે, કે frequently આયાં થી India મા એમનું treatment થયેલુ, તો એમને જરૂર પડતી હોય છે frequently દવાઓની જરુર પડતી હોય છે, તો અમે આયાં થી એ લોકો ને foreign કરતા હોય છે બરાબર? તો એ corona એવું બન્યું કે દવા ગોળીયો ને આ તે બધું medicine હતી તે હવે ઘણા parcel વાળા હોય છે ને આપડે તમે courier વાળા તે અત્યારે બંધ કરી દીધું છે બરાબર તો તમે, તમે કરી આપો છો આવુ medical કઈ કામ?

કઈ વાંધો નઈ, અને આમા payment કઈ રીતના, કયા કેવી રીતે તમે accept કરો છો

બરાબર છે, એટલે મતલબ latest technology તમે વાપરો છો, હેને? બરાબર છે, હવે મને તમે, હમ બોલો હા એ તો છે જ ને customer ખુશ રહેશે તો જ તમારો ધંધો આગળ વધશે. હા, હવે તમે કીધું રૂબરૂ આવીને મળી જાવ. તમારું address થોડું જણાવી દો ને મને.